આ મને બાલ્કની હોય કોકનુ ઘર હોય એવુ લાગી રહ્યુ છે.

ઊભા છે એકે પીળા કલર નું પૂતલું છે એમને ને એમની બાજુમાં લાલ કલર નું પૂતલું છે.

કોટિન મેન્સ એન્ડ વુમેન્સ કિડ્સ ના બૂટ હોય એવુ લાગી રહ્યુ છે એક ગેટ છે ગેટ બંધ --

લખેલું છે અને બઉ બધા માણસો બધું ડેરી નાં સામાન લેવા આવી રહ્યા છે.

છોકરીઓ લડી રહી છે કરાટા કરી રહી છે એના સાહેબ સમજાવી રહ્યા છે અને એની પાછળ--

બંધાયેલા છે અને એની વચ્ચો વચ એક મકાન છે મકાનની અંદર બધુ રો હાઉસ જેવુ મકાન છે સારુ એવુ મકાન છે.

વાઈટ કલર નો ચડ્ડો પેહેર્યો છે અને નીચે ચપ્પલ પેહેર્યા છે બ્લેક કલર ના.

નાટક કરી રહી છે મિન્સ ગરબા રમી રહી છે નાટક કરી રહી છે એક બાજુમાં એક મોટા ચોટલી વાળા ભઈ ઉભા છે.

પુટલુ ઉભુ હોય એવુ લાગી રહ્યુ છે એને મસ્ત પોશાક પહેર્યો છે.

હોય આજુ બાજુમાં એવું લાગી રહ્યું છે ત્રણ જણ ઊભા છે ત્રણ જણ હાથ મિલાવી રહ્યા છે.

આ મને બાગ હોય એવુ લાગી રહ્યુ છે બાગની વચ્ચો વચ બઉ સુંદર સુંદર ફૂલ દેખા--

આ મને એક નાટક એવુ લાગી રહ્યુ છે એક બેન છે એ નાટકના--

અને બેંક મેનેજર ઉ ઉધા ઉભા થઈને કઈ હાથ બતાવી રહ્યા છે.